જાવામાં કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે
અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કેવી રીતે કરવું અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 1110 ઓએસ જાવા ડેવલપમેન્ટ કિટ 16 એક્લિપ્સ 370 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું
જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ httpwwwspoken tutorialઓર્ગ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે
ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ વ્યાખ્યાયિત કરો
તેઓ પરિમાણો નંબર અથવા ટાઇપથી અલગ હોવા જોઈએ
ચાલો હવે જોઈએ કન્સ્ટ્રક્ટર કેવી રીતે ઓવરલોડ કરવું
એક્લીપ્સ માં મારી પાસે બે વેરિયેબલ અને એક મેથડ સાથે ક્લાસ સ્ટુડન્ટ છે
ચાલો પ્રથમ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ કૌંસ અંદર ઇન્ટ નંબર અલ્પવિરામ સ્ટ્રીંગ the name
કર્લી કૌંસ અંદર ટાઇપ કરો roll number ઇસ ઇકવલ ટુ નંબર
એન્ડ નામે ઇસ ઇકવલ ટુ the name તો આપણી પાસે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર છે
ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ
તો નામે મેથડમાં ટાઇપ કરો ન્યૂ સ્ટુડન્ટ કૌસ અર્ધવિરામ આપણે એરર જોઈએ છીએ તે કહે છે કન્સ્ટ્રક્ટર સ્ટુડન્ટ ઇસ અનડિફાઇન્ડ
કારણ માત્ર એ છે કે આપણે કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે બનાવ્યું છે
અને આપણે પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી રહ્યા છીએ
તો આપણે આરગ્યુમેન્ટ પાસ કરવું પડશે
તો કૌસ અંદર ટાઇપ કરો 22 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર રામ
આપણે જોશું કે એરર ઉકેલવામાં આવેલ છે
ચાલો મેથડ કોલ કરીએ
તો ન્યૂ આગળ ટાઇપ કરો સ્ટુડન્ટ એસ ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ
હવે ઓબ્જેક્ટ એસ નો ઉપયોગ કરીને studentDetail મેથડ ફરી કોલ કરો
પ્રોગ્રામ સવે અને રન કરો
આપણે આઉટપુટ 22 અને રામ જોઈ શકીએ છીએ
હવે કોઈ પણ પેરામીટર વગર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ કૌસ કર્લી કૌસ અંદર roll number ઇકવલ ટુ 0
અને નામે ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર હાયફ્ન એટલે કે કોઈ નામ નહી
તેથી હવે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર કોલ કરી શકીએ છીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ એસ1 ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ કૌસ અર્ધવિરામ
આ સમયે આપણને કોઈ એરર મળી નથી કારણ કે આપણે કોઈ પણ પેરામીટર વગરનું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે
પછી એસ1 ડોટ સ્ટુડેન્ટડિટેઇલ
પ્રોગ્રામ સેવ અને રન કરો
તો આઉટપુટમાં આપણે શૂન્ય અને ડેશ જોઈએ છીએ અને પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે
આ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ છે
આપણી પાસે અલગ પેરામીટર સાથે બે કન્સ્ટ્રક્ટર છે
બંને કન્સ્ટ્રક્ટરને ચોક્કસપણે સમાન નામ હશે
તો પેરામીટરની ટાઇપ અને સંખ્યા પર આધાર રાખી કન્સ્ટ્રક્ટર કોલ થાય છે
ચાલો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ના ફાયદાઓ જોઈએ
ધારો કે બે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર કૉલ કરીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ s3 ન્યૂ Student હવે કૌસ અંદર ધારો કે મેં પ્રથમ નામે આરગ્યુમેન્ટ અને પછી રોલ નંબર આપ્યું છે
ચાલો જોઈએ શું થાય છે
તો ડબલ અવતરણ ચિહ્ન અંદર રાજુ અલ્પવિરામ45 આપણે એક એરર જોઈએ છીએ જે કહે છે કન્સ્ટ્રક્ટર સ્ટુડન્ટ વિથ થે પેરામીટર સ્ટ્રીંગ કોમા ઇન્ટ ઇસ અનડિફાઇન્ડ
તો ચાલો કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ કૌસ અંદર સ્ટ્રીંગ the name અલ્પવિરામ ઇન્ટ r no તો અહીં પ્રથમ પેરામીટર સ્ટ્રીંગ છે અને બીજું પેરામીટર ઇન્ટ છે
પછી કર્લી કૌસમાં roll number ઇકવલ ટુ r no લખો
અને નામે ઇકવલ ટુ the name
પ્રોગ્રામ સેવ કરો
હવે આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ છે
ચાલો મેથડ કોલ કરીએ
તો એસ3 ડોટ સ્ટુડેન્ટડિટેઇલ
પ્રોગ્રામ સેવ અને રન કરો
તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ 45 અને રાજુ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જયારે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ આપણે પેરામીટર જે પાસ કરીએ છીએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી
કારણ કે આપણે વિવિધ પેરામીટર સાથે બહુવિધ કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે
તેથી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે
તેથી આપણે હવે માત્ર એક પેરામીટર લેતું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીશું
જે રોલ નંબર છે
તો ટાઇપ કરો સ્ટુડન્ટ કૌસ અંદર ઇન્ટ નમ
કર્લી કૌસ અંદર roll number ઇકવલ ટુ નમ
અને નામે ઇકવલ ટુ નો નામે
હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ એસ4 ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ આ વખતે આપણે માત્ર એક આરગ્યુમેન્ટ પાસ કરીશું
તો ચાલો 61 પાસ કરીએ
પછી એસ4 ડોટ સ્ટુડેન્ટડિટેઇલ પ્રોગ્રામ સેવ અને રન કરો
તો આઉટપુટમાં આપણે રોલ નંબર તરીકે 61 અને નામે તરીકે નો નામે જોઈએ છીએ
આપણે જોઈ શકીએ છીએ જયારે ન્યૂ એક્ઝીક્યુટ થાય છે ત્યારે યોગ્ય ઓવરલોડ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે
સ્પષ્ટ કરેલ પેરામીટર પર આધાર રાખી યોગ્ય કન્સ્ટ્રક્ટર ઓવરલોડ થાય છે
આ રીતે કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ થાય છે
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગ વિષે કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડીંગનો ઉપયોગ
સેલ્ફ એસેસમેન્ટ માટે એમ્પ્લોયી ક્લાસ માટે બહુવિધ કન્સ્ટ્રકટર્સ બનાવો અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરો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
જોડાવા બદ્દલ આભાર